આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
મેં દરેક લુપીંગ સ્ટેટમેન્ટ માટે અલગ ટ્યુટોરિયલ્સ બનાવવાનો નિર્ણય કર્યો છે
હું તેને સરળ રાખવા ઈચ્છું છું
જો તમારે જાણવું હોય કે કોઈ ચોક્કસ લૂપ કેવી રીતે કામ કરે છે તો આ સંદર્ભ તરીકે પણ ઉપયોગી થઇ શકે છે
આ ટ્યુટોરીયલમાં આપણે વ્હાઇલ લૂપ વિશે શીખીશું
આ વ્હાઇલ લૂપ જયારે લૂપ શરુ થાય છે ત્યારે એક શરત ચકાસે છે અને આ શરત સાચી છે કે નથી તેના આધાર પર કોડ ચલાવે છે
ઉદાહરણ તરીકે હું મારું વ્હાઇલ લૂપ અહીં શરૂ કરીશ અને આ શરત છે અને આ બ્લોક છે હું છગડીયા કૌંસ વચ્ચે મારો બ્લોક રજૂ કરીશ
મારી શરત અહીં છે
હવે ઇફ સ્ટેટમેન્ટમાં ઉદાહરણ તરીકે મેં 1 1 નો ઉપયોગ કર્યો છે
હવે જો હું અહીં ટેસ્ટ અથવા લૂપ કહું
તો અહીં લૂપ અને પછી બ્રેક છે
હવે શું થાય છે જ્યાં સુધી 1 1 હશે તે લૂપ બનાવશે
જો હું અહીં કંઈક કરું ચાલો તેનો પ્રયાસ કરીએ
તે કદાચ તમારું બ્રાઉઝર ક્રેશ પણ કરી શકે કારણ કે લૂપ 11 મળે ત્યાં સુધી અનંત વખત સુધી પુનરાવર્તિત કરશે 1 હંમેશા 1 બરાબર કરશે
તેથી લૂપ હંમેશા પુનરાવર્તિત થતું હોવાથી તમારું બ્રાઉઝર ક્રેશ થશે
ચાલો કહીએ વ્હાઇલ વેરીએબલ નમ ઇસ સ્મોલર ઓર ઇક્વલ ટીઓ 10 નમ 10 કરતા નાનું અથવા સમાન હોય અને એચો અંદર હું કહીશ num એક અંકગણિત એટલે કે અરીથમેટીક ઓપરેટર છે
અને મૂળભૂત રીતે તે શું કરે છે તે નમ ને ૧ થી વધારે છે
તે નમ num 1 લખવા સમાન જ છે
તેથી તે નમ લે છે અને કહે છે કે તેની કિંમત નમ વત્તા 1 સમાન છે
તેથી આ ફરી એક અંકગણિત ઓપરેટર છે
શું થશે આપણે કહીશું નમ લેસર થાન ઓર ઇક્વલ ટીઓ 10 નમ 10 કરતા નાનું અથવા સમાન છે જો હા હોય તો પછી લૂપ ઇકો કરો અને પછી કહો નમ ચલમાં 1 ઉમેરો
પરંતુ ખરેખર રીતે આપણે શું કરવું જોઈએ હમણાં નમ 1 બનાવો
તેથી 1 પર લૂપ એક જ વાર હશે
આ પછી 2 પછી 3 પછી 4 અને 10 સુધી તે સમાન હશે અને પછી તે બંધ થઇ જશે
આ પછી તેની નીચેનો કોડ ચાલુ રહેશે
તો આપણે 1 કહ્યું હતું અને જુઓ કે આપણને શું મળશે
ઠીક છે આપણને લૂપ 1234567810 વખત મળ્યું
હવે તે વધુ મનોરંજક બનાવવા માટે હું કહીશ લૂપ 1 અને હું તેના અંત સુધી નમ ઉપર ધ્યાન રાખીશ
હકીકતમાં ચાલો તેને સરળ બનાવીએ અને નમ અંદર કહીએ તેને વાંચવા માટે સરળ બનાવશે
ઠીક છે હું લૂપ 1 કહીશ અને 1 ઉમેરીશ અને પછી હું કહીશ લૂપ 2 અને પછી બીજું 1 ઉમેરીશ અને કહીશ લૂપ 3 1 થી 10 સુધી આ રીતે ઉમેરીશ
ચાલો આ ખોલીએ
તે રીફ્રેશ કરો
તમે જોઈ શકો છો
તમને લૂપ 123 થી 10 સુધી મળ્યું છે
ચાલો આ કિંમત 100 થી બદલીએ
તે રીફ્રેશ કરો
તમે જોઈ શકો છો તે સો સુધી ગયું છે
જેટલી મોટી સંખ્યા તેટલો લાંબો સમય તે લુપ માટે લેશે
ચાલો 6000 લઈએ
તે રીફ્રેશ કરીએ
તે થોડો સમય લેશે
તમે જોઈ શકો છો 6000 સુધી
તેથી તે આ રીતે ખૂબ જ કાર્યક્ષમ છે
અરેમાંથી વર્ણમાળાને ઇકો કરવા માટેનો પ્રોગ્રામ બનાવવા માટે તમે આને અરે સાથે મિશ્ર કરી પ્રયાસ કરી શકો છો
તમે અરેની દરેક કિંમત ને ઇકો કરવા માટે લૂપ વાપરી શકો છો
હું તે કદાચ મારા કોઈ એક ટ્યુટોરીયલમાં આ કરીશ જોકે તે બેઝિક્સ વિભાગમાં નથી
જો કે આ પાયાગત એટલે કે બેઝીક માળખું છે
પણ હું તમને સલાહ આપીશ કે તમે અહીં મેક્સ નામનું ચલ બનાવો અને તેમાં મહત્તમ કિંમત મુકો
તે બરાબર એજ કામ કરશે
તે વાંચવા માટે વધુ સરળ છે અને તમે આ બધું અહીં જાહેર કરી શકો અને તે તેને સંદર્ભિત કરશે
જો તમારી પાસે 1 કરતાં વધુ લૂપ છે
તો હું મારા પ્રોગ્રામની સુવાચ્યતા અને સાનુકૂળતા માટે તેને પસંદ કરીશ
ઠીક છે તો આ વ્હાઇલ લૂપ છે
ચાલો સારાંશ જોઈએ
તે શરૂઆત માટેની શરત ચકાસે છે
જો તે શરત સાચી હોય
તો તે કોડ આ બ્લોક સંચાલિત કરશે અને તમે ઇકો આલ્ફા લખી શકો
તમારું ચલ વધ્યું છે
ખાતરી કરો કે તમે તમારું ચલ વધાર્યું છે નહિ તો તે અનંત લૂપ બનાવશે
જોડવા બદલ આભાર